બોર્ડ પર રેફરલ હોસ્પિટલ અને સમૂહિક આરોગ્ય કેન્દ્ર પારડી એમ લખેલું છે.

ઘરની અંદર એક મોટું વાદળી લીલા રંગનું જનરેટર મૂકેલું છે.

દિવાલ પર એક કન્ડિશનર અને કેટલીક સણ સજાવટ વસ્તુ પણ દેખાય છે.

મંડપ જાંબલી અને સફેદ રંગ ના કપડાથી સુંદર છત બનાવવામાં આવી છે.

પલંગની ઉપર દીવ દિવાલ પર એક ચિત્ર લટકાવેલ છે રૂમ માં એક બારી અને દરવાજો પણ છે બહારની તરફ ખુલ્લું છે.

કોઈ કહે રેહકાન વિસ્તાર અથવા કોલેજ અથવા ઓફિસ કેમ્પસ નો ભાગ હોઈ શકે છે.

આ ચિત્રમાં ફોરવ્હીલ ગાડી સફેદ રંગની દેખાય છે આ ચિત્રમાં ટાઇલ્સ પણ દેખાય છે.

જળાશયની બાજુમાં એક ખુલ્લો રેત વિસ્તાર છે જે કિનારા જેવો દેખાય છે.

આ ચિત્રમાં એક ઈમારત દેખાય છે જેની સામે પાર્કિંગ કરેલા વાહનો દેખાય છે.

આ ચિત્રમાં એક ખુલ્લી જગ્યા બતાવવામાં આવી છે જ્યાં એક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.

કદાચ કોઈ ક્લેમિંગ સાઇડ અથવા રિસોર્ટ નો ભાગ છે.

આ ચિત્રમાં એક ઈમારત દેખાય છે જેની સામે ખુલ્લુ ચોક છે.

આ ચિત્રમાં ઘણી બધી ટાઇલ્સો ના નમુના મુખ્ય મામા આવ્યા છે જેમ કે ભૂરો કાળો લાલ જે વગેરે હોઈ શકે છે.